ટેબલ છે ઘની ગુનીઓ છે અને બહુ સરસ નાના-નાના ગમલા રાખેલા છે એક ટેટ સ્ટેન્ડ બાંધેલો છે.

વૉચમેન ઉભો છે બે જેન્ટ્સ છે બાઈક છે ડસ્ટબિન છે ખુલ્લુ આસમાન છે ઓર પેડ છે.

અને આ યોગા નો રૂમ છે જ્યાં યોગા કરી શકાય છે. નીચે કારપેટ પણ છે.

અને એક ફ્લાવર પોટ પણ છે ઘણી-બધી ખુરસીઓ છે.

આ એક રેલ્વે સ્ટેશન નુ દ્રશ્ય છે આ રેલ્વે સ્ટેશન નુ દ્રશ્ય છે.

આ એ ફર્નિચર છે બહુ ક્લીન છે સામે એક ઑફિસ છે ઉપર કેમેરા લાગેલા છે ઉપર --

ગોલ્ડન કલર ની છે આમાં ચાર પુરુષો માતાનો શ્રૃંગાર કરી રહ્યા છે.

ખુલ્લુ આસમાન દેખાય છે મેન રોડ ઉપર આ મસ્જિદ છે.

એમાં સ્ટેશન ઉપર લખેલુ છે લાલ લાઇટ થી માહિમ જંક્શન માહિમ જંક્શન સ્ટેશન .

આઈયા ઘણા-બધા પાઈપ લાગેલા છે સ્વીચ બોર્ડ છે ઉપર વાયરીંગ છે નીચે બ્લુ કલર ના પાઇપ છે.

સાબુ અને કાચની અંદર છે અને આ આખો કાચનો દરવાજો છે.